આકાશમાં વાદળા છે વાદળ ખૂબ સારા છે.

સુંદર મજાનુ ગેરેજ છે ગેરેજ મા ચાર ગાડીઓ છે.

આકાશ ચોખ્ખુ છે પાછળ લીલુ ઝાડ છે ઝાડમાં સારા પત્તા છે.

ગાડીઓ લાઈન સર ઊભેલી છે એક માણસ છે.

સ્ટેચ્યુ ફૂલ છે સ્ટેચ્યુ મા પિંક કલર ના છે યલો કલર ના છે.

સરસ મજાની નર્સરી છે નર્સરી મા બધા અલગ અલગ ઝાડ છે.

ક્રીમ કલર ના થાંભલા છે ઉપર ગ્રીન કલર ની છત છે.

સરસ મૂર્તિઓ છે તેને સરસ રીતના સહાયેલી છે તેને ડેકોરેશન થી સજાયેલી છે મૂર્તિઓને.

સુંદર મજાનુ ફ્લેટ છે ફ્લેટ માં એક બારી છે.

કર્ણાવતી પગ રખ્ખા છે ચંપલો સરસ છે.

સરસ મજાના ચાર રસ્તા છે ચાર રસ્તાની સામે--

તા એક લાઈટનો થાંભલો છે તેની જગ્યા બહુ સુંદર છે.

દુકાન એ ચોખ્ખી છે ભાઈની પાછળ કેલેન્ડર છે.

સરસ એક ફ્લેટ છે ફ્લેટ માં એક ડાઈનિંગ હોલ છે હોલ ની સામે એક--

સરસ મજાનુ હાઈવે ઉપર એચ_પી નુ પેટ્રોલ પંપ છે.

કે પેટ્રોલ પુરાવા ઉભી છે એક સરસ મજાનુ હાઈવે ઉપર--

સરસ મજાનુ પર્વત છે પર્વતમાં આજુ બાજુ--

તેમા ત્રણ વાડકીયો છે એમા દાળ છે ભાત છે શાક છે.